Netflix netflix netflix ના આહ

અચ્છા અચ્છા ઠીક-ઠીક ઠીક છે

ઉહ અચ્છા અચ્છા હા ઠીક છે ઠીક છે ઠીક છે બરોબર બરોબર હા હમ હમ બરોબર

હમ હમ હમ હમ હમ હમ હમ હમ

આહ હમ

ખબર નથી તો નથી ખબર નથી તો નથી બસ ભોજ ભોજ ભોજ ભોજપુરી હમ

તું ગધેડા તું તું ગધેડા તું ગધેડા

આહ suggest અમ હમ નથી નથી.

Big આહ ભૂલ ભૂલી ગઈ

હમ તું ગધેડા તું તું તું તું ગધેડા કોઈ film જોઈ

હમ suggestion ઉભો રહે suggestion નથી

Criminal justice માં ના actor છે પંકજ ત્રિપાઠી છેના છેના બરા~ બરોબર બરોબર અમ પંકજ ત્રિપાઠી છે. પંચાયત ને પંચાયત માં કોણ છે? પંકજ ત્રિપાઠી નથી હા નીના ગુપ્તા છે હા હા હા હું ભૂલી ગયો Goverment officer આહ જીતેન્દ્ર કુમાર હમ તો છે ના રગુવીર યાદવ છે હા

હમ તું ગધેડા ચુપ ચુપ ચુપ

ચુપ ચુપ ચુપ ચુપ ગધેડા તું તું તું ગધેડા તું તું ગધેડા

Series કેવી હતી પંચાયત પંચાયત series કેવી હતી? જકાશ જકાશ એકદમ જકાશ સી સી season three is coming up હમ આર્ચર આર્ચર same છે. હા ઠીક છે ઠીક છે હ બરોબર

હમ હમ હમ હા હા આ

એક્દમ મસ્ત છે એવું Background મસ્ત છે આહ

આહ ઉહ આગળ

ગધેડા તું તું, તું ગધેડા છે છે Smart ગધેડો તું નથી નથી બરોબર હા તું smart છું હમ બરોબર આહ તું ગધેડા

હા હા હા હા બરોબર બરોબર બરોબર

ઠીક છે ઠીક છે ઠીક ઠીક ઠીક ઠીક છે ઠીક છે. ઠીક ઠીક ઠીક છે બરોબર બરોબર બરોબર આવજો જય શ્રી ક્રષ્ણ.

આ કોરોના હવે ધીરે ધીરે ઓછું થાય ગયું છે એટલે ફરી આવીયે ક્યાંક. કેમકે, મારે તો બધું જ કામ થાય ગયું એટલે મેં કીધું જઈ આવું અને મને તો યાર માઉન્ટ આબુ મને એમ ભી બોવ ગમે છે જઈ આવ્યો છું પણ જેટલી ભી વાર જાઉં એમ એવું લાગે કે ભાઈ ઓછું છે એટલે મને એ જગ્યા બોવ ગમે છે. તારે? તને કઈ ગમે એમ જગ્યા?

અચ્છા, ના ગોવા તો બોવ જ સારું છે એ તો છે જ but એનું એ એ તો choice હોય જ છે બધાની મારા કેસ માં કેવું છે કે હું માઉન્ટ આબુ એટલે અ મને ગમે છે કેમકે એક શું છે કે આપડે કદાચ વધારે પડતું એવું થતું હોય છે કે આપડે બે થી ત્રણ દિવસ કાઢી શકીયે એમ. અમ ફરવા માટે આપડે શું એક તો આપડે અમદાવાદ થી નજીક છે એ જગ્યા એટલે એ ચાલી જાય કે આપડે ચાલો શુક્રવારે ભી નીકળ્યા તો શનિવારે ને રવિવારે આઈ જઇયે પાછા એ રીતે એટલે એ એટલે હું select કરું છું બાકી જો લાબું તમારે વેકેશન જવું હોય તો આ ગોવા સાચી વાત છે એ તમારે. પાંચ, છ દિવસ કાઢવાના છે તો એ જગ્યા પણ સારી જ છે. બીજું ભી કોઈ છે.

પણ સારી જગ્યા છે. માઉન્ટ આબુ ના case માં ભી એવું છે. બીજું મારુ કારણ માઉન્ટ આબુ select કરવાનું એ છે કે અમે ત્યાં દસ વરસ કાઢ્યા છે હું ત્યાં ભણ્યો છું. એટલા મને એ જગ્યા પેલા થી ગમે છે. કેમકે, તે આપણે વખતે આ તો ઠીક છે અત્યારે હવે વસ્તી નું બધું ત્યાં આપડા ગુજરાતીઓ બધા ત્યાં જવા મંડ્યા છે. એટલે થોડું આપડા ને એવું લાગે કે નઈ હવે બોવ વસ્તી બધી બોવ જાય છે પણ મેં જેટલું original જોયું છેને એટલે મને પેલા થી ગમે એમ. મને વેકેશન માટે હજુ ભી મન થી જવું હોય કે ચાલો હું ફરી આવું તો માઉન્ટ આબુ પેલા મારા મનમાં આવ. તારું ગોવા નું selection પણ સારું જ છે. તારી વાત સાચી છે.

બરોબર, હા એટલે મને તો મજા જ મજા આવે છે કેમકે આમ શું છે લોકો જયારે માઉન્ટ આબુ જાય ને એટલે એમને મન માં ખાલી બે થી ત્રણ જગ્યા એવી રહેલી છે જેમકે નક્કીલેક બરાબર છે એ તો બધા જાય જ છે. પછી જાય ને માઉન્ટ આબુ. પછી દેલવારા ટેમ્પલ છે. એટલે ત્યાં દેલવારા માં મંદિરો માં તો તું કદાચ ગયો કેમકે તું ભી અમદાવાદ રહે છે એટલે માઉન્ટ આબુ તું ભી ગયો હશે. દેલવારા મંદિરો માં ભી એ ભી જે એ લોકો એ અંદર થી બધી બનાવટ ને બધું છે તે બોવ સારું છે. એટલે લોકો ના મન માં આવા બે ત્રણ થી કે જાય એમ. મને શું છે હું ત્યાં ભણેલો છું. એટલે જે અમુક જગ્યા લોકોએ જોયી ના હોય ને ત્યાં મને જવાનું ગમે.

હા, એ ભી છે એવું પણ શું છે કે, તમારે એ રીતે થોડું જગ્યા નું તમને માહિતી હોવી જોઈએ. આથી, છે બીજા ભી અમુક જગ્યાઓ છે મારી ધ્યાન માં. જેમકે, ઉદયપુર છે. અમુક રીતે આપડે એમ જોવા જઇયે તો માઉન્ટ આબુ જેટલું જ દૂર છે અમદાવાદ થી. પણ એ, આપણે કેવું છે કે, ઉનાળા માં ફરવા જઇયે જયારે છોકરાઓના વેકેશન પડે. એટલે એ એ જગ્યા એ ઉનાળા માટે ગોવા નું જે તું કેય છે એ તો everything જગ્યા છે જ એ તો. તારી વાત સાચી.

ના, સાચી વાત છે. અને જો આ Hill station નું જ તારા મન માં હોય કેમકે ગોવા એ આખું બીચ ની જગ્યા છે. અને માઉન્ટ આબુ છે એ આમ Hill station માં આવે. એટલે જો તને એક હોય કે ભઈ Hill station પર જવું છે તો માઉન્ટ આબુ તો છે જ આપડું. અને જો કદાચ ચાર થી પાંચ દિવસ વધારે આપડે કાઢી શકતા હોઈએ તો મધ્યપ્રદેશ માં એક પંચમાળી કરીને જગ્યા છે. એ આપડે અમદાવાદ થી લગભગ બે બે હાજર kilometers થાય એટલે તમારે ત્રણ દિવસ તો ઓછા પડે એમાં. અમ જો આપણ ને એવું હોય કે ભાઈ Hill station પાર જ જવું છે તો એ પણ એક સારી જગ્યા છે. એ Hill station માં આવે. અને એ સારું છે હું ગયો તો ત્યાં. એનું tracking જે માઉન્ટ આબુ માં આપણે જંગલો માં ફરીયે.

જોવાના, જોવામાં શું દરિયાકિનારો તારા મન માં કદાચ એવું હોય કે ચાલો ગોવા જવું દરિયાકિનારો છે તને ગમતું હોય તો. તેવી રીતે Hill station માં પંચમળી છે એક બીજે એક જગ્યા છે. જવાય એમ ત્યાં Hill station માં જ આવે એ. તારું શું માનવું છે? બીજી કોઈ જગ્યા છે તારા મન માં કે તને એવું લાગે કે ભાઈ નઈ આ ભી સારી એમ ગોવા છે? સાચી વાત, હમ બરાબર છે.

સાચી વાત છે. હા, ને ગોવા નું પાછું શું છે કે એ ગોવા ની વાત કરીયે તો એ internationally પ્રમાણે આપણે જોવા જઇયે તો ત્યાં બધા ઘણા બધા foreigners આવતા હોય છે. એ એમ તો સારી જગ્યા છે. હવે બીચ માં આપડે એમ કહીયે તો ગોવા તો બેસ્ટ જ છે બધા જ normally આપડે ભારત દેશ માંથી બધા કોઈ ના કોઈ ક્યાંય નઈ તો ત્યાં ગયા જ હોય. માઉન્ટ આબુ નું પાછું બીજું એ છે કે, મને વધારે એટલા માટે ગમે છે કે, એક તો હું ત્યાં ભણેલો છું. અને ભણવાનું પછી મેં ત્યાંથી ત્યાંથી હું નીકળી ગયો. પછી ભી મારા જે normally છે ને એ રાજસ્થાન માં રહે. એટલે એ રીતે મારે એમ ભી અ હોસ્ટેલ માંથી હું નીકળી ગયો પછી થી ત્યાં જવાનું વધારે થાય. કેમકે, એક ફુવા રહે છે ત્યાંથી સાહીઠ કે સિત્તેર kilometers જેવું જ થાય છે. એટલે એક પેલું થાય જાય કે ચાલો ભાઈ ત્યાં જઇયે. આપડે હોય કે પછી માઉન્ટ આબુ ની જગ્યા નજીક માં આવી જાય. એક દિવસ માટે ભી જઈને આવવું હોય ને તો સારી જગ્યા છે. એટલે, આ બધા કારણો થી માઉન્ટ આબુ તમારું જે The Idol Vacation કે ને એ જ રીત થઇ ગયું છે મારા માટે. ગોવા સિવાય તારા ધ્યાન માં બીજી જેમકે પંચમળી નું કીધું તો, ગોવા સિવાય તું તો એમ તો તારા ભી relatives મહારાષ્ટ્ર માં રહે છેને? તો, ત્યાં તો

સાચી વાત છે. હા એ તો જેમ આપડે હવે આપડે એના જમવાની વાત કરીયે તો જો આપડે અમદાવાદ માં જોઈશું તો રાજસ્થાન વાનગીઓ પીરસતી ઘણી બધી હોટેલ છે. એટલે આપડે ગુજરાતીઓને શું છે કે રાજસ્થાનનું જે વાનગી છે તેનું આપડા ને પેલ્લા થી થોડો ટેસ્ટ માફક આયી જાય છે. એટલે તમે માઉન્ટ આબુ જાઓ એટલે માઉન્ટ આબુ તો રાજસ્થાન માં જ છે. એટલે ત્યાં તમને ત્યાં ખાવાનું મળે ને એ આપડા માટે નવું ના હોય પણ ટેસ્ટ ને બધું જે એ લોકો જે રીતે બનાવે છે ને આપડી જેમ. એ ફરક પડે છે એ લોકો ના ટેસ્ટ માં. ને આપડા ને માફક આયી જાય કેમકે આપડે આય થી રાજસ્થાન ની ઘણી બધી હોટેલ આપડે અહીંયા અને જે પીરસતી હોય છે જે વાંગીયાઓ એ અમદાવાદ માં છે. એટલે માઉન્ટ આબુ માં તમને જમવાનું કે ખાવાનો એમ કઈ problem ના રેય કેમકે તમને એ બધી ચીઝો અહીંયા અમદાવાદ માંથી તમે ખાધેલી મળે. અને, હું ભણતો તો ત્યારે અમુક હોટેલો બવ ઓછી હતી આપડે. અત્યારે ઘણી સારી હોટેલો થઇ ગઈ છે. અત્યારે તમે કોઈ ભી જગ્યા એ જાઓ તો તમને ગુજરાતી જમવાનું તો એ લોકો આપતા જ હશે. જેમકે, માઉન્ટ આબુમાં વધારે પડતા ગુજરાતી યાત્રિકો જ આવે છે. હા, એટલે તમને એ જમવાનો પેલો problem ના રેય. કેમકે તમે ક્યાંય ભી જાઓ ગુજરાતી food તો આપે જ છે. મને લાગે છે તમે લોકો ગોવા ગયા હશો ત્યાં ભી તમને જમવાનું તો

હમ હું એમ તો જો કે, exactly મને જગ્યા યાદ નથી પણ ડોનાપોલા કરીને જગ્યા હતી. એ એક બોવ famous જગ્યા છે ત્યાંની. ત્યાં એક નજીક માં હોટેલ હતી ત્યાં અમે લોકો રોકાયા હતા. પંદર વરસ થી જે આ હોટેલ નું નામ તો યાદ નથી પણ ખાલી મને જગ્યા યાદ છે. એક ડોનાપોલા કરીને એક જગ્યા હતી. અને એની બાજુ માં જ કોઈ હોટેલ

તે Portugal થી જે લોકો જેમકે અત્યારે રહે છે ભારત માં પણ એ કહેવાય પોર્ટુગીઝ અમે લોકો આ પંદર વરસ પેલા ની વાત છે એટલે હોટેલ ને એ બધું એટલું હોય ની જેમ અત્યારે છે. એટલે અમે એક The Portuguese Lady ને ત્યાં ગયા હતા. એટલે એનું ભી સારું હતું એમ. જે લોકો technical છે. પોતપોતાની જીવનક્ષેલી હોય એ રીતે અમને એને જમવાનું ને એ બધું એ રીતે જ આપતા હતા. પણ, પછી મારે ડોનાંપોલા જવાનું થયું એટલે એ થોડું દૂર હતું એટલે પછી અમે હોટેલ Change કરીને એ જગ્યા એ રાખી. પણ, મને અમ ગોવા ની આ એક પંદર વરસ થઈ ગયા એટલે એક આટું મારા મન માં છે કે નઈ હું ગયો હતો twist તો યાદ જ હોય મને હોટેલ માં અમને આ રીતે જ આપશે કે, એક વાર અમે ત્યાં રોકાયા તા પછી twist કરીને બીજી હોટેલ માં ગયા હતા. પણ, અનુભવ સારો રહ્યો હતો મારો ત્યાં ગોવા માં. લોકો જેમ કે છે કે, એક થી વધારે હોટેલ જઈ આવ્યા છે એટલે તારા માટે તો તારા અનુભવ તો વધારે હશે મારા કરતા. બરાબર ને?

બરાબર. સાચી વાત. અમ હવે ટ્રેન નું જયારે વાત કરીયે ટ્રેન તો આપડે કેમકે ભારત માં આ બધા ને એમ જ હોય કે ટ્રેન માં મુસાફરી કરીયે એનો અનુભવ. એટલે માઉન્ટ આબુ માં બસ એ છે કે, જેમકે હું આપડે આયા અમદાવાદ છે તો અમદાવાદ થી આપડે બધા જઇયે તો normally આપડે આપણું વાહન લઈન જઇયે એટલે અહીંયા ટ્રેન ની મુસાફરી નો એટલો અનુભવ ના થાય તમારે મા અને જેમકે પેલું જેમકે તું મારા prents ત્યાં રાજસ્થાન માં રે છે. એટલે ત્યાંથી તો મારે આ વાહન થી જ અમે પ્રાઇવેટ જે વાહન છે ત્યાંથી જ જઇયે. પણ હા, તારી વાત સાચી કે ટ્રેન નો અનુભવ છે તમે કોઈ ભી સ્થળે જાઓ. તમે જેમકે ઉદયપુર જાવ. ગોવા જાવ એટલે કે જો તારું મનગમતું સ્થળ છે એ જગ્યાઓ એ તમે આ ટ્રેન માં જાઓ તો એ તો અનુભવ જ આપવાનો છે. એટલે આને શું છે કે તમે group માં જાઓ એટલે તમને જે તમારું આખું planning કર્યું હોય. તેના કરતા વધારે planning તો પણ ટ્રેન માં થાય જાય. એવું થાય પછી. એટલે લોકો ને ટાઈમ વધારે મળે, એકબીજા સાથે વાતો થાય. પ્લેન માં તમને એ બધો ટાઈમ ના મળે. એટલે એ આખી વાત જ અલગ છે. તમે કોઈ ભી જગ્યાએ ફરવા જાઓ. ટ્રેન થી જાઓ તો એ અનુભવ જ આપવાનો છે. તારી વાત સાચી છે.

હમ બરાબર. બરાબર, સાચી

અમ Dolphin Show નું મને એટલું અમ એટલે કદાચ હું તો પંદરેક વરસ પેલા ગયો. મને ખાલી એક એનું યાદ મને એટલું છે કે, અમુક હોટેલ જેવા તો એવી હતી કે ત્યાં foreigners ને જ aloud હતું એમ કદાચ એ વખતે એવું જ હતું કે, જેઓ આ જગ્યા Foreigners જ aloud છે એટલે એ એક મને યાદ છે થોડું ઘણું. અને બીજું મને એટલું યાદ છે કે અમે લોકો અમ બોમ્બે પહેલા ઉતરી ગયા હતા મુંબઈ જે આપણું થાય ગયું છે હવે. મુંબઈ થી ગોવા અમે લોકો બસ માં ગયા છીએ સરકારી બસો છે ને સરકારી બસ માં અમે લોકો ગયા હતા. એટલે, એ બસ મને બે થી જ યાદ છે અને એટલે જેમ તમે આ ડોનાપોલા ની વાત કરી એ મને થોડુંક અમ મને એ બધું યાદ છે. પણ, માઉન્ટ આબુ માં કેવું છે કે માઉન્ટ આબુ માં હું જયારે ભણતો ત્યાં, ત્યારે આ તો લગભગ અમ ત્રીસ વરસ પેલા ની વાત કરું છું. તો એ વખતે જીવન જરૂરિયાત ની જે વસ્તુ ઓ હોય એ ત્રીસ વરસ પેલા નું માઉન્ટ આબુ એટલે આપડે એમ જોવા જઇયે તો અત્યારે જે આપણ ને એકદમ તરત મળી જાય છે એવું એ વખતે મળતું નોતું. પણ, ત્યાંથી ગામડાંઓ માંથી અમારે ત્યાં જેમકે એક હોસ્ટેલ માં રેતો હતો એટલે આપડે જે છોકરાઓ માટે દૂધ આવે, શાકભાજી આવે જે જમવા માટે. એ બધું ગામડાંઓ માંથી આવતું હતું. અને જેમકે તમે યાદ હશે કે આપડે અમ માઉન્ટ આબુ જવા માટે આબુ રોડ થી જ જવું પડે છે. તો, એ ગામડાં ની વસ્તી છે આ બધું દૂધ ને બધું જીવન જરૂરિયાત ની વસ્તુઓ માઉન્ટ આબુ ની વસ્તી માટે લઈને આવતી તી એનો રસ્તો આપડો છે. એ અમ જે રસ્તો છે એ મને હજુ ભી યાદ છે અને હજુ ભી એ રસ્તા પર જઉં કેમકે, એ રસ્તા બધા એવા હોય છે કે જ્યાં આપડે જે બીજી public છે એ જાય ની ત્યાં. એટલે ત્યાં જે એનું છે નેચરલ ને બધું જળવાય રહેલું છે ત્યાં. એટલે હું ચાલ્યો જાઉં એમ મેં તને કીધી તે વસ્તી ને ખબર ના હોય કેમકે એ લોકો ગયા ના હોય. એટલે હું માઉન્ટ આબુ જાઉં પણ કેવું કે, હવે હું એવું કરું છું કે ત્યાં. જેમકે તે એક્ટિવા ની ને એ બધી વાત કરી બરાબર છે. ત્યાંથી આમ ભી મળી જાય માઉન્ટ આબુ માં. પણ હું એ બધું લેતો જ નથી. હું જાઉં છું અને જે વાહન થી ગાડી થી ગયો હોઉં તેમાં પાર્ક કરી દઉં છું. પછી સાથે જ ફરવાનું બધે. કોઈ guide ની જરૂર પડતી નથી કેમકે, મને આ બધી જગ્યાઓ મેં જોયેલી છે. મને આ બધી જગ્યાઓ માં ગમે મને. તે normally વસ્તી જાય નઈ અને guide ભી ના લઇ જાય આપણ ને. કેમકે મને માઉન્ટ આબુ

એ તો આપડે એમાં કહેવાનું જ ના હોય. ને આપડે ગોવા નું નામ લઈએ એટલે તમે કોઈ ભી જગ્યા એ અઠવાડિયા સુધી ગોવા જઈને આવ્યો એટલે એને ખબર જ હોય કે ગોવા ભી છે ને સાંભળ્યું છે. ભલે ગયો ના હોય. સાચી વાત ને?